ના ના યાર હવે defender company ની યાર જો ગાડી જો લગભગ તમે કો છો એ પ્રમાણેગાડી તો મોગી આવતી હશે તો પછી યાર એટલું કામ કરી શકીએ ને ના કરાય ને આવું તો પછી તો tractor જ લેવાય ને ના ના યાર એક defender નામ ની car કેટલા ની આવે છે આમ તમારે મતે દોઢ crore સુધી ની આવે દોઢ crore સુધી ની આવે છે એમ અને મતલબન અપડે loan સુવિધા મળશે એમાં loan ના હોય પછી તમે લોન કરો તો પછી એનો મતલબ હૈજ નહિ ગાડી લો એના કરતાં cash અલવા જ સારા land rover મા loan થતી હોય પણ બધા cash વધાર પડતા યાર cash મા હવે

હા એટલે loan થતી હોય તો પછી લાયી દયીયે એમાં તો શું યાર loan થતી હોય તો વાંધો નહિ આપડે અરે loan તો યાર હવે loan માટે document જોયીસે ને આપડે કોઈ જોયી સે કોઈ document તો તમારું તારું અને તમારું જે business ચાલતો હોય ને એની પેલાની જે history જે transaction થયેલા હોય પેલા ના અ બધા જોયીશે એક વર્ષ ના જે bank ના statement આવે ને એક બે વર્ષ પેલા ના અ બધા જોયીશે okay okay બરોબર મતલબ કે જે bank અપડે કેટલો વ્યવહાર કર્યો છે તે જાણવા માંગે company વાળો

હા બરોબર મતલબ કે અપડે આમ આપડે loan પછી ચૂકવી શકશું કે નહિ તે check કરી ને આપે એમ loan આપડે એમ હા બરાબર okay okay બરોબર મતલબ loan હવે યાર વધારે મોટી ગાડી માં જવા નું જ નહિ શું કહો છો તમે

હા એ launch થાય તો launch તો થયી જશે યાર એમાં તો શું company વાળા એ કીધું છે કે ભાઈ launch કરવા એટલે કરી દેશે એતો અને એના સીવાય

તમારી પાસે એક. બીજો option સસ્તો ને સારો એક option તમને કે તમારી મંજુરી હોય તો તમને જાણવું option છે સારો

આપડે maruti suzuki નામ ની company છે ને તેને એક ertiga નામ ની car આવે છે seven seater

કેમ suzuki જાવું તમને નથી યાર સારી company છે ન service નહિ સારી અલતા ઉપર થી maintenance નહી બહુ લે maintenance યાર પણ યાર company પણ સારી છે ને યાર CNG માં option તમને આપે છે એટલે બીજું કોઈ ચિંતા નહિ ને average આપે સાથે તમને યાર એ long time માટે ગાડી સારી નહિ એક બે વર્ષ તમે use કરી ને ફેકી દો તો ચાલે પણ એ ગાડી long time માંટે જોઈએ એટલે હું સારી લયીસ Suzuki ની ગાડી long time ના વપરાય હાલી જય પછી અંદર થી આખી કેવી થયી જાય

પેલા ની ગાડીઓ ની body સારી આવતી હવે નહિ હા એ વાત સાચી ના કેર યાર અમારા ગામ તો માં કેવું છે ખબર છે બધા જે વડીલ લોકો છે ને તે mostofly maruti suzuki નામ ની company ની જ ગાડીઓ prefer કરે છે તેમને ભી પસંદ છે તેમને પેલા લીધી હશે એટલે હાલ તો સારી નહિ આવતી ને ગાડી હા એ વાત સાચી હોય તો પણ યાર ગમે તે હોય આપણે વડીલોનું યાર સમ્માન કરવું જોઈએ એકે એટલે સાચું જો એવું માનવુ પડે

એ વાત સાચી વડીલો તો યાર વડીલો જ છે ને યાર એજે તમારા વડીલો બધા મજામાં ઘરે વડીલો તો યાર બસ સુખ શાંતિ છે અમને યાર શું ચિંતા હોય આવો આગ્ન્ય કરી પુત્ર હોય તેમને બીજું શું ચિંતા હોય બવું અગ્ન્યા કારી પુત્ર હ બરાબર તમારે કેમ મમ્મી પાપા બધા મજામાં છે ને ઘેર હો બધા શાંતિ જલસા બધા તમારે પાપા પાશે હાલ કયી car છે એમ હાલ એમનાં પાશે creta હે શું કહો છો તમે creta car હે પણ અમને change કરવી હે એટલે સારી લેવી હે બીજી મોટી લેવી થોડી

creta four by four આવે છે એમ અને automatic transmission કે પછી manual transmission હા manual gear હે automatic નહિ automatic માં શું ગાડી average નહિ આલતી ના યાર automatic હોય ને તો થોડું સારું રહે ચાલવા માં પગને આરામ મળે મારું કેવા માં એ મતલબ થાય clutch ના હોય ને એમાં clutch તો ના જ હોય ને યાર એતો તમે સમજો ને યાર automatic કને કીધું direct automatic gear પડે એમ અ એ રીતના હા એટલે આખો દાડી પગ થી clutch ના દબાવું ના પડે હા એ બરોબર પણ જો કે આપણ ને તો સાચું કહીએ ને યાર તો automatic કરતે manual માં જ વધારે છે કેમ કે manual માં થોડું ગાડી ચલાવીએ ને તો થોડી અંદરથી feeling આપણ ને આવે છે સાચું ને

બરોબર અને બીજું તો તમારે મૂળ ગાડી વિશ એક સુધી લેવી હોય તો એક બીજો option છે scorpio નામ ની એક car આવે છે mahindra તે લાયી લયીયે આપડે સારું તો જોઈએ ચલો okay તો તમેં મળો આપડે વાત હો કરીએ પછી okay okay

New sim card લેવાનું છે તેમા અમ પહેલુ FRCRecharge કેટલાનું હોય છે? જણાવી શકો?

એનાથી કોઈ અલગ Recharge છે મે ચા એનાથી વધારે કોઈ મને Plan બતાવ્યો હોય. થયા પછી માંરે કોઈ બીજુ કોઈ RechargeFRCRecharge કરાવવું હોય તો Unlimited voice call data અને છ થી સાત મહીનાનો કોઈ Plan હોય તો મને જણાવી શકો છો? Unlimited voice call data અને SMS માટે છ થી સાત મહીનાનો કોઈ Plan હોય તો મને જણાવી શકો છો મેમ?

મને મુંબઈ ને Mumbai delhi national roaming છે એ મને જાણકારી આપી શકો છો એમાં શું હોય છે?

તો મને એનાથી પણ કોઈ વધારે Plan ની જાણકારી આપી શકો છો મેમ? વધારે Plan Validity માં મને જાણકારી જરા મેળવી શકો છો? હા, Validity માટે વધારે જોઈએ છે. ચાર મહિના, છ મહિનાનો બતાવો પછી એ આગળ એ પ્રમાણે મને બે, એમાં જે બે GB data મળે છે, એ મારા ખાતાં થઈ જાય છે. તો એક બે દિવસ માટે અમ બીજો એના માટે Data plan કરી શકું છું એની અંદર? એમાં શું? એ એક દિવસ માટે કરાવું તો કેટલા રૂપિયાનું કેટલા રૂપિયાનું મને Plan છે? બે અઢાર જ દિવસ ની અંદર જ મારા એક દિવસ ના બે GB data પતે છે. હવે એક દિવસ માટે વધારે GB નો Data ની જરૂર છે તેમાં મને એક દિવસ માટે હું બીજો Plan કોઈ કરાવી શકું?

એક સાલ માટે નો કોઈ Plan હોય તો તમે મને જાણકારી આપી શકો છો? તેમાં Validity મને વધારે જોઈએ છે. ઓછા રૂપિસ માં મને લા Validity વધારે જોઈએ છે. એવો કોઈ Plan છે મેમ?

તેમાં Outgoing કેટલા દિવસ માટે છે મેમ? ખાલી Validity વાળો કોઈ Plan નથી મેમ?

બસો મિનિટ. તો મારે બસો મિનિટ પતી જાય એના પછી પછી મને Validity છે પણ મને Top up recharge કરીને હું Calling કરી શકું છું એમાં? એક મિનિટ નો કેટલા રૂપિસ Cut થાય છે?

સારો કોઈ Plan કોઈ એક મને બતાવો. બે ત્રણ મહિના સુધી નું બતાવો, એના પછી

ઓકે, તો ચારસો પંચ્યાશી અને ચારસો છ્યાંસી માં શું ફરક છે? દેખાડીશો મને? જણાવી શકો તમે? ચારસો છ્યાંસી અને એમાં શું Difference છે મને જણાવી શકો?

મેડમ, એક પણ આઠ GB આવે છે એમાં કેટલી અર કેટલી Frame માં મળશે Data? ઓકે, અને આ બે GB માટે મને તમે હમણાં કીધું એમાં કેટલી Speed માં મળે છે?

ઓકે, અગિયારસો નવ્વાણ નવ્વાણું નો જે Plan છે એ FRCRecharge માટે છે કે અમે પણ કરી શકે છે પેલે Recharge ના હોય ને અમે કરી શકે છીએ ખરા? થાય શકે છે મેમ? Bress two માં ક્યારે જાય છે મેમ મને જણાવી શકો? Bress two એટલે શું?

Incoming કેટલા દિવસ ચાલે છે મેમ? તો, Bress two માં Compulsary આ જ Recharge છે ને? કે, આના એના સિવાય નું પણ બીજું કોઈ કરાવી શકે છે ઓછા પૈસા માં? મેમ એમાં SMS નથી આવતાં? ઓકે મેમ, મને જાણકારી આપી છે એના માટે ધન્યવાદ.

Entertainment મનોરંજન મનોરંજન આજ ના તનાવપૂર્ણ સ્થિતિ માં સંગર્શ્મય

થાક્યા પાક્યા સાંજે અથવા તો weekend માં શાની રવિ માં માણસો ને fresh પુરતું મનોરંજન જરૂરી છે જો માણસો શેષ નાં થાય મનોરંજન માણસો ને નાં મળે તો થઇ જાય છે એટલે માણસો નાં જીવન માં મનોરંજન જરૂરી છે આજ થી ચાળીસ પચાસ વર્ષ પેલા એવું હતું માણસો માટે મનોરંજન નાં કોઈ વધુ સાધનો નતા ત્યાર પછી જે સરુઆત હતી india ની અંદર જે TV ની અંદર બે ત્રણ program ને બે ત્રણ channel ઓ જ આવતા જેમ કે રવિવારે છ થી નવ picture શુક્રવારે ચિત્ર હાર અને બે એક serial ઓ આવતી એના સિવાય કોઈ બીજો અ sinema માં માણસો picture જઈ સકતા એના બીજો કોઈ ઉપાય નતો

તેની પણ સગવડ નતી એટલે અત્યારે પણ છેલ્લા વીસ પચીસ વર્ષ થી સરકારે બધા tourest center ઓ યાત્રા ધામો એટલા develop કર્યા ને આવવા જવા માટે રસ્તા train એ બધી એટલે સુધી સગવડ કરેલી છે કે માણસો ગમે ત્યાં એક બે દિવસ માટે જઈ અને મનોરંજન લઇ શકે છે શાંતિપૂર્ણ ને બે દિવસ નો આરામ મેળવી સકે છે માણસો ને બે દિવસ મનોરંજન મળે અઠવાડિયા માં પંદર દિવસે થાક ઉતરી જાય તો ફરી થી માણસ નવા જોમ જુથ્હા સાથે કામ કરી સકે છે માણસો ને કઈ ને કઈ મનોરંજન જોઈતું જ હોય અત્યારે તો TV અંદર જ્યારે ચાલીસ પચાસ વર્ષ પહેલા બે જ channel ને બે જ program આવતા અત્યારે માણસો ને ખાલી હાથ માં smart mobile હોય તો mobile ની અંદર જ એટલું બધું મનોરંજન છે એટલી બધી channel એટલા બધા program એટલા બધા live ઉત્સવ એટલી બધી web series ઓ એટલું બધું આવે જે ચોવીસ કલાક માણસો ને ઓછા પડે જ્યારે માણસો ને એક જમાનો હતો કે ચોવીસ મિનીટ અત્યારે ચોવીસ કલાક ઓછા પડે શું જોવું અને શું નાં જોવું એમાં એ સિવાય માણસો પોત્તે You tube ઉપર જોઈ ને નવા નવા બધે program જોઈ શકે નવી નવી web series જોઈ સકે ને અત્યારે તો મનોરંજન માટે થઈ ને માણસો પોત્તે પોતાની reel બનાવે છે reel બનાવી ને મુકે એ સિવાય tik tock જેવા program કે જે માણસો ને ખરેખર મનોરંજન આપે છે એ પણ માણસો ને માટે અગત્ય નું છે એવા પણ બધા program ઓ બધા બઉ બધા થતા હોય છે માણસો ને અત્યારે ગણું બધું જાણવા નું જોવા મળે છે એક જમાના માં જયારે માણસો ને દુર દુર સુધી યાત્રા ધામ કે tourist center પર જવા માટે થઇ ને બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ નો સમય લાગતો એ government એ બધા રસ્તા ને train ની એટલી બધી સગવડ એ ઉપરાંત Flight ની વિમાન ની પણ એટલી બધી સગવડ કરી આપી છે કે તમે બે દી ગમે ત્યાં જઈ બે દી તમે આરામ થી જઈ મનોરંજન મેળવી શકો છો ને તમારો થાક ઉતારી શકો છો ને માણસો પોતપોતાની રીતે અલગ અલગ જગ્યા એ બધા જતા હોય છે

cinema hall એ બધા પણ એટલું બધું develop થયું છે કે તમે આજ એક shopping mall જાઓ ને તો shopping mall માં પણ તમારો આખો દિવસ પસાર થઇ જાય shopping mall માં તમે shopping કરી શકો એ ઉપરાંત ત્યાં cinema હોય ત્રણ કલાક movie જોઈ શકો ત્યાં fast food નાં બધે food stole હોય તમે આખો દિવસ ત્યાં પસાર કરી ખાઈ પી ને આણંદ થી તમે એક દી તમે ઘરે પસાર કરી તો તમારો એક દિવસ પસાર થઇ જાય આખો દિવસ આરામ થી એ પણ એક ઘેર બધી જગ્યા એ નાના મોટા city માં એટલું બધું develop થાય છે કે તમે તમારા મનોરંજન માટે ગમે ત્યાં આવ જા કરી ને તમારો time pass કરીશકો છો તો પણ માણસો ને મનોરંજન મળે તો જે છે ઉત્સાહ છે કામ કરવા ની ધગસ છે મનોરંજન નાં મળે તો થાક્યા પાક્યા માણસો બઉ અતોત્સાહ થઇ જાય ને ના કઈ કામ માં પણ જીવ નાં લાગે ને કઈ કરી નાં સકે આજ નાં જીવન માં માણસો માટે મનોરંજન entertainment બઉ જરૂરી છે એ ઉપરાંત પણ નાં હિસાબે માણસો ને દોડધામ સતત ખર્ચા વધતી જતી મોઘવારીઓ એના લીધે માણસો આખો દિવસ પૈસા પાછળ દોડધામ કરતા હોય છે એ દોડધામ ને તનાવ ભરી જિંદગી માં કઈ ને કઈ મનોરંજન તો માણસો ને જોઈએ જ જો માણસો ને મનોરંજન નાં મળે નેકઈ એવું પોતાને Fresh થવા માટે નો રસ્તો નાં મળે તો માણસ અર્ધ પાગલ જેવું થઇ જાય એ અવસ્થા માં માણસો ઘર માં પણ કૌતોમ્બીક જગડા થાય ને ઘર માં પણ ચેન થી રઈ નાં શકે એ હિસાબે ગણું બધું આજ માણસો ને મનોરંજન જરૂરી છે આજ ઘર બેઠા ચોવીસ કલાક એટલું બધું મનોરંજન એટલી બધી channel live to Web series ને પોતે પોતાની રીતે બધું બનાવી ને બધું કરી શકે છે ને એ સિવાય અત્યારે ઘર બેઠા પણ કઈ તમે તમારી તકલીફ હોય તો તમે ઘર બેઠા પણ મનોરંજન માં તમે પોતે પણ એમાં કઈ ભાગ લઇ ને આગળ વધી શકો છો તોઅત્યારે જે પેલા બાળકો માટે પણ

મનોરંજન બધું કરતા હોય છે બધી જાત નાં ને બધા જાત ની રમત જેમ કે cricket volly ball football hockey એ પણ તમે જોઈ શકો છો એમાં રમી શકો છો એમાં ભાગ લઇ શકો છો ને માણસો ને રમત ગમત એ એક મોટું મનોરંજન નું મોટું સાધન છે રમત ગમત માણસો ના જીવન માં હોય તો માણસો નું સરીર પણ સારું રે અને એ પણ જરૂરી છે માણસો એમાં જોઈ શકે છે કરી શકે છે ને અત્યારે ઘર બેઠા જ એમાં બધું તમે tv માં જ બધું થતું હોય છે TV માં તમે બધી જાત ની રમત આ તે દુનિયા ભર ની રમત તમે બધી જોઈ શકો છો એટલી બધી channel Sport channel પણ આવે છે કે તમે આ picture માં રસ નાં હોય web series માં રસ નાં હોય serial માં રસ નાં હોય તો તમને games માં games તમે લઇ શકો છો ને games માં પણ અલગ અલગ એટલે બધી chanel આવે છે ને એટલી બધી games આવે છે જેમાં પણ તમારો આખો દિવસ pass થઇ જાય time વ એટલે માણસો ને મનોરંજન માટે થઇ

મનોરંજન નાં હોય એ માણસો ના જીવન માં તો માણસ અકડું ને અતોત્સાહ થઇ જાય છે એ નાં થાય એના માટે થઇ ને મનોરંજન માણસો એ કરવું જરૂરી છે મેળવવું જરૂરી છે ને અત્યારે એટલા બધા સાધનો ને એટલું બધું ઉપલબ્ધ છે કે માણસો મનોરંજ માટે ગણા બધા જગ્યા એ જી શકે છે અત્યારે water resort પણ એટલા બધા ખુલી ગયા તમે water games માં water resort માં જઈ ને આખો દિવસ water ની games આખો દિવસ પાણી ની game માં રમી શકો છો એટલી બધી rides હોય છે એટલી બધી resort માં rides game fun એટલું બધું હોય છે કે ત્યાં તમરો એક દિવસ પણ ઓછો પડે છતાં માણસો એક દિવસ માં જઈ ને આવી શકે છે ને મનોરંજન મેળવી શકે છે એટલે ટૂંક માં માણસો માટે અત્યારે આજ નાં જે સંઘર્ષમય ને તનાવ પૂર્ણ જિંદગી માં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

tally તો મેં આ માટે કર્યું છે કે અત્યારે જે ITI course થાય છેને ITI માં કરવાંનું છે તો અત્યારે iti admission લગભગ આવશે માર્ચ ના જૂન ના એપ્રિલ month માં આવશે

adimisson માર્ચ જૂન માં જેમાં બી આવે આપણે tally complete કરી લેવાનું એના પછી ITI માં computer course કરીને એક વરસ નું થાય છે લગભગ ત્રણ હજાર રૂપિયા જેટલું થાય છે goverment નું ત્રણ હજાર આપ્યા પછી goverment નું ITI certificate લઇ લેવાનું હમ goverment એટલે goverment એટલે ITI તો goverment છે ને એ private થોડી બીજું ખાલી ભણવાનુંજ છે બીજું કસુ કરવાનું છે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 અત્યારે તારું શું પ્લાન છે આપડે બસ b. com પતાવી દીધું b. com તો હું બી કર્યું છે કેટલા second semester માં છુ તું પણ second માંજ છેને second semester માં નથી અત્યારે fourth sem માં છુ હા second year માં છુ એ વાત બરાબર અત્યારે એક last year બાકી છે third year માટે tird year બાકી હવે third year માં જેટલી પણ exam છે એ આપી દેવાની અને atkt જેટલી પણ આવે એ clear કરી દેવાની બાકી એના પછી બે સાલ નું m. com હોય છે એપણ clear કરીને master degree લઇ લેવાની

હું છે ને b. com કરીશ b. com પછી m. com નથી કરવાનો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 b. com drop કરવાનું મન છે પણ હવે ત્રણ sem નીકળી ગયા બીજા ત્રણ પણ નીકળી દયે b. com મને પણ drop કારણ કે તને તો ખબર જ છે કે મારે bca માં admission લેવાનું હતું હવે ફરી bca માં મને admission નથી મળ્યું તો એમાં admission માટે online registration કરી દેવાનું જો એમાં અગર admissiom આવી ગયું તો b. com drop કરીને bca માં આવી જવાનું bCA degree મળી જશે તો વધારે સારું પડશે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

covid માં બધા લોગો એ બધા ના ટકા જે હોય છે પચાસ ટકા ની આસ પાસ સાહીઠ સત્તર ટકા most of નીચે

BCA તો હજી નથી કરવાનું ભાઈ ના ના bca માં નથી જવું કોઈ પણ computer course કરી નાખ્યે કેમ કે computer તો બોજ જરૂરી છે કોઈ પણ company માં job કરવાનું છે તો computer તો આવાનુ જ છે હમ computer આવુંજ જ જોયે

હમ વાત બરાબર છે